દ્રશ્ય એક મંદિરનું છે જે ની બાર બોર્ડ લગાવાનું આવેલું છે જય સોમનાથનું ઝાડ દેખાય રહ્યા છે.

બે ત્રણ માણસો દેખાઈ રહ્યા છે એક કોલિન નું ડબ્બી પડેલું છે.

પીળા કલરની સાડી પહેરેલી છે ડાબી બાજુ પિંક કલરના પડદા છે જમણી બાજુ બ્લુ કલરનો પડદુ છે.

એક પિંક કલર ની બાલટી દેખાય છે બાર નાવ રેસ્ટોરન્ટ ઈઝ ઓપન નું બોર્ડ દેખાય છે.

બીજા બધા કાઉન્ટર પર ત્રણ માણસો ઊભા છે બે ફ્રેમ દેખાઈ રહી છે.

સીડીયો દેખાઈ રહી છે સીડીની બાજુમાં બે ચપ્પલ દેખાઈ રહ્યા છે.

ગાર્ડન નું છે નાનું એક બ્લુ કલર નું ટંકી છે નાની --

દ્રશ્ય એક સિનેમા નું છે જેમાં ચાર માણસો કાઉન્ટર પર ઉભા છે.

જે કાઉન્ટર નો દરવાજો છે એ ખુલ્લું છે પછાડી એક લાલ કલર ની સ્વીચ છે નાની.

ઝાડ દેખાય રહ્યું છે આસમાન દેખાય રહ્યું છે નીચે એક નાનુ તળાવ દેખાય રહ્યું છે.

બાળકો બધાએ યેલો કલર ના કપડા પહેર્યા છે બે મોટા મોટા સ્પીકર દેખાઈ રહ્યા છે.

એક મોટું ઝાડ દેખાઈ રહ્યું છે બિલ્ડીંગ નું કલર ઓરેન્જ અને ક્રીમ કલર નું છે.

એક એક પુરુષ પણ ઉભો છે ત્યાં ગાર્ડ ના બાજુમાં એક આજુબાજુમાં એક અજુ કંઈ દુકાન છે જેનું પણ શટર અરધું ઓપન છે.

આ દ્રશ્યમાં બે કાંટાવાળી ચમચી દેખાય છે ટેબલ પર ટીસ્યુ પેપર મૂકવામાં આવેલું છે.

એક મ પર્પલ કલર ની બોટલ છે ટેબલ પર મૂકેલી માણસ હજી જમી રહ્યા છે.